credit card માં મારે કેટલી limit આવશે? પર month પિસ્તાલીસ હજાર okay અને પછી યાર એમાં આ બધા problem નથી થતા કે પછી એમાં પૈસા ભરવાના ભૂલાય જાય તો interest બવ ચડી જાય છે કેટલું interest હોય છે? auto debit અચ્છા હમ હા અચ્છા હમ હા તો વાંધો નહિ તમારું એક credit card ની નાખી દયો ને અને એ કયું card આવશે એમાં એના બધા benefit શું છે આ credit card માં હમ હા okay હમ હા અચ્છા પંદરસો ની ઉપર હોય તો જ અને cashback okay ઈ તો સારું છે અ હા

હમ હા બરાબર સમજાય ગયું અમ હમ હમ સમજાય ગયું okay બરાબર સમજાય ગયું તો અને ma'am બીજું આમાં અમુક ઓલા પણ credit card આવે છે right કે આમાં જેમાં flying return add થતા રીએ કે flights ના air india pay નું credit card કે મારે એમાં cash back માં મને miles મળે હમ હા okay

હા બરાબર સમજાય ગયું એટલે ma'am આ બધાય આ મારે બેયનું પૂછવું તું credit card અને debit card ઈ બેય હું lounge માં વાપરી શકું છું airport lounge માં પણ rupay તો temporary છે ઈ તો temporary વસ્તુ છે પછી તો તમે પંદર દિવસ પછી તો આપી જ દેશો right original

બરાબર સમજાય ગયું હમ બરાબર છે હા તો credit card ની પણ initiate કરી જ દયો બન્નેની સાથે જ કરી દયો અને બન્ને મારે ઘરના address ઉપર આવી જાશે right હા વાંધો નહિ અમદાવાદનું address પંદર દિવસ પછી આવશે ને હા તો બસ ત્યારે તો હું પહોચી ગયો હઈશ પાછો અમદાવાદ ના ના text message આવશે છે ઈ વાંધો નહિ પણ ઓમાં હું hi મોકલી દઈશ હા હા હા okay okay okay

હમ હા હા હા એટલે ત્યાંથી મળી જાશે ને on the spot okay હમ આજે જે મારું proof લઇ ને જાઈશ aadhar ને pan card બધું હશે જ એટલે ઈ તો વાંધો નહિ હા હા no problem હે ને પાક્કું પાક્કું ઈ તો હું ભેગું જ લઇ જાઈશ સારું સારું હમ હા okay okay ઠીક છે અને અત્યારે inactive તો થઇ જ ગયું છે right okay okay ma'am ચલો thank you yeah રાજકોટ એક ભારત દેશ માં પશ્ચિમ ભાગ માં આવેલ ગુજરાત રાજ્ય માં આવેલ શહેર છે તથા રાજકોટ જીલ્લાનું પાટનગર છે આ ઉપરાંત રાજકોટ તાલુકા માં મુખ્ય મથક પણ છે રાજકોટ ગુજરાત નું ચોથું કર્મ કરમ નું સૌથી મોટું શહેર છે. આ શહેર આજી નીદી ના આજી નદી ના કાંઠે વસેલું છે. રાજકોટ એ સૌરાષ્ટ મહત્વ નું શહેર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીઅ ધોરણ ધોર માર્ગ અમ ધોર માર્ગ સત્યાવીશ થી ગુજરાતના અન્ય શહેર સાથે જોડાયેલ છે હવે રાજકોટને તમને ઇતિહાસ કહું. રાજકોટ શહેરની સ્થાપના વિભુજી અજોજી જાડેજાએ કરી હતી તેમને પોતાનો મિત્ર રાજુ સિંધી ની મિત્ર જીવંત રાખવામાં માટે રાજકોટની સ્થાપના અન નામકરણ કરેલ કરેલ કરેલું છે સન ઓગણીસો વીસ માં રાજકોટ ઉપર તેજ સમયમાં જુનાગઢ ના નવા ના સુબેદાર માસુમ ખાન ચડી ચડાઈ કરી હતી

માસુમખાને રાજકોટ મૂકીને નામ બદલ માસુમાબાદ કરી નાખ્યું હતું ત્યારબાદ બાર વર્ષ પછી એટલે જ એટલે કે સન ઓગનીશ અ ઓગનીશો બત્રીસ માં મનોહરસિંહજી ના પુત્ર રાળ રાળ રાણમલસિંહજી એ પોતાનો અન્ય એઠક કર્યું માસુમ ખાન ઉપર ચડાઈ કરી તેને ડાળ માર્યો અને ફરીવાર પોતાના પોતાની ગાદી પાછી મેળવી હતી જેથી ફરીથી તે

સતત બાર વર્ષ નામ બીજું રહ્યું હતું ભારત રાષ્ટ્રીયમાં મહાત્મા ગાંધી અને તેમના જીવનકાળના પ્રારંભ વર્ષો રાજકોટ ગામ રાજકોટ ગામમાં બિતયા હતા કે જ્યાં તેમને પિતા પિતા દિવાન કરતી ફરજ બજાવવામાં આવી હતી પંદર એપ્રિલ ઓગનીશો અડ્તાલીશ થી એક્ત્રીશ ઓક્ટોબર ઓગનીશો પીન્ચીયાશી સુધી રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનો પાટનગર રહ્યું હતું રાજકોટની વસ્તી બે હજાર અગિયાર માં પ્રશીદ થયેલ આ દાવો અનુસાર રાજકોટ શહેરની કુલ વસ્તી અંદાજે ચૌદ લાખ બોતેર હજાર નવસો ને પીન્ચીયાશી છે મન મનહરપુર માધાપર ઘંટેશ્વર આનંદપુર મુંજકા મોટામુવા વાવડી બેડ બેડીગામ અને કોઠારીયા સમાવેશ થાય છે રાજકોટ વિશે તમને બીજી જાણકારી હું તમને સંબંધ રાજકોટ municipality અર્થતંત્ર તમને રાજકોટ નું ગણ કવ ગુજરાત ઉધ્યોર ઉધ્યોધિક વિકાસ નિમક નિગામ અને ગુજરાત રાજ્ય નાણ નાણકીય નીગામ હેઠળ હેથળ શહેર પોતે નાના તેમ જ ભરે ઉદ્યોગ ની મદદ થી રાજ્ય આ આંતરિક તંત્ર વિકાસમાં મહત્વ ફાળો આપે છે હાલમાં વિશ્વ વિશ્વ બેંક તરફથી મળેલ રૂપિયા અથીયાવીશ કરોડની માર્ક ખાખી વિકાસ માટેની સહાયથી આહીના ઉદ્યોગ ઉદ્યોગો નો ઠેક મળ્યો છે દેશની મુખ્ય અને બહુરાષ્ટ્રીઅ કંપનીઓ શહેરમાં જમીનની કિંમત વધે તે પહેલા ભવિષ્ય રોકાણ રોકાણ હતું જેમની જમીન શુર સુરક્ષિત કરેલ છે હાલમાં શહેરોમાં ઘણા આયોજન કરવામાં આવ્યા છે જે શહેર છબી બદલ નાખશે તેમ માનવામાં આવ્યુ આવ્યું છે રાજકોટ શહેર ઘણા સરકાર સુધી રાજકોટ શહેર ઘણા ઘણા સરકાર જો જોથી દ્વારા સંચાલિત છે આમાં જિલ્લા સેવા સદન રાજકોટ શહેર corporate office રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ શહેર વિકાસ સત સ્થત્ય ruda r u d a અને ગુજરાત police આથી તેમજ રાજકોટ શહેર traffic police ખાતાઓનો સામાજિક સમાવેશ થાય છે મહાનગરપાલિકા દ્વારા ચોવીશ ગુણ્યા સાત call center શરૂ કરવામાં આવ્યું છે આ પ્રકાર call center ગુજરાત માં પહેલી અને ભારતમાં બીજી છે શિક્ષણ શિક્ષણઓ શિક્ષણ ની વાત કર્યે તો શહેર મા આવેલી અમુક શાળાઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે આ શાળાઓ માં વીસ

સવ્ય સવ્ય સંચાલિત શાળાઓ પણ રાજકોટના શિક્ષણમાં મહત્વ ફાડે છે રાજકોટ municipalti corporation રાજકોટ urban development authority સંગ્રહિત બે હજાર વીસ છ પાંચ ના રોજ વેગવિક machine રાજકોટ પ્રવાસ પ્રવાસન માહિત વી કેજ પર

વસ્તી રાજકોટની ચૌદ લાખ બોતેર હજાર નવસો ને પીન્ચીયાશી છે. બે હજાર અગિયાર ના બે હજાર અગિયાર માં આ આ આંકડાઓ માપેલા છે આધ્યાત્મિક ભાષાઓ ગુજરાતી અને હિન્દી સમય શેત્ર ભારત ભારતીય મકાન સમય પાંચ ત્રીસ વિસ્તાર ઉંચાઇ એક સો અઢીયાવીશ મીટર ચાર સો વીસ ફીટ કોડ Pincode થ્રી સિક્ષ જીરો જીરો phone code plus જીરો ટુ એઈટ વન વાહન જી જે જીરો થ્રી માધ્યમિક શાળાઓ રાજકોટ કોટક સ્કૂલ ઓમ વિદ્યાલય માસુમ વિદ્યાલય એ આર ચૌધરી હાઇસ્કુલ સાવી સાવે વિરાણી school આશ્રય પૂર્વક પુરષોત્તમ સ્વામિનારાયણ high school central school

માતૃશ્રી વીસ વીરા વીરાબાઈ માં મહિલા college સરકારી એજન એજડરી college એવી એવીપીટી

fine foundation group of agency કેન્દ્રીય વિદ્યાલય માતૃ મંદિર રાજકુમાર college સૌરાષ્ટ્ર high school મેલ મેરી sent merry high school સમાજ સામાજિક વેલ વેલજી વિરાણી high school આત્મીય એજેન engineering collegeengineering college આર કે engineering college વી ટી

જી ટી high school કડવીબાઈ વિરાણી high school આર એચ કોટક high school વી લી public school સરકારી politic political school ક્રાઈષ્ટ college દર્શન engineering college ગરાળ college લાલબાઈ લાબુબાઈ ત્રિવેદી engineering trustee college આટલી બધી college ઓ અને school ઓ રાજકોટ શહેરમાં આવેલ છે જેમાંથી સૌથી સારી અને વધારે મોટી college મારવાડી college ને કહેવામાં આવે છે રાજકોટ શહેર વિશે તમને બીજી જાણકારી અને માહિતી હું આપું નમસ્કાર નિગમ વ્યાસ મનોવિજ્ઞાન એ વર્તન નું વિજ્ઞાન છે. વર્તન ના અભ્યાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે, પૃથ્વી પર ના તમામ સજીવોને તેમની આસપાસ ના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. ક્યારેક સજીવને પોતાના જીવન રક્ષણ અને નિર્વાહ માટે કોઈ ને કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે. શિક્ષણને કારણે આવતા પરીવર્તન અને પરિસ્થિતી માં થતાં બદલાવ થી મળતા જીવન રક્ષણ અને પ્રેરણાના સંતોષ ને કારણે પ્રાણી કે માનવ માત્ર નું જીવન શક્ય બને છે. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમ્યાન મોટેભાગે બે પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. સાહજિક વર્તન માટે પ્રાણી ને કોઈપણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાની જનનીઓમાં કેટલીક શક્તિઓ લઈને જ જન્મે છે. જેનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતા એ શીખી જાય છે. આ પ્રકારનું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન છે. દાખલા તરીકે કિડીનું પોતાના માટે ખોરાક ના કણ ને ખેચી લેવું. ગાય ના વાછરડા નો જન્મ થતાં જ, થોડી વારે માતા ના આંચળે વળગી ને પોતાની ભૂખ સંતોષવી. માનવ બળનું જન્મ્યા પછી તરત જ રડવું, સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતે અને જીવન રક્ષણની રીતો આપમેળે જ શીખી જાય છે. અને જેને આપણે સાહજિક વર્તન કહીએ છીએ. શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતાં જોઈ ને શિખાય જાય અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. આ પ્રકારના શિક્ષણ માં, વ્યક્તિ કે પ્રાણી ને જે-તે વર્તન કરતાં આવડતું હોતું નથી પરંતુ, વ્યક્તિ કે પ્રાણી જે-તે વર્તન કરતાં શીખવા માટે, સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તન નો સ્વીકાર કરી ને વર્તન માં બદલાવ લાવે છે. અહી વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજી થી જે-તે શિક્ષણ મેળવતું હોય છે આથી સાહજિક વર્તન સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય, તેમ તેમ પર્યાવરણ માંથી અનુભવો ગ્રહણ કરી ને, પોતાના વર્તન માં પરીવર્તન લાવી, આજની જીવન શૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરીવર્તન લાવતા જ હોય છે. આથી શિક્ષણ એ જન્મ થી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે. વ્યક્તિ બાલ્યકાળ માં મોટેભાગે, અનુકરણ તેમજ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. કાલિય કાળમાં અવિસંધાન ની આંગળી પકડી ને ત્યારે જ શિક્ષણમાં પારંગત બને છે. જ્યારે યુવકાળ માં સામે આવી પડતી જીવનની અને જટિલ સમસ્યાઓ માં ઉકેલ માટે બાલ્યાઅવસ્થા ને અને તરુણ અવસ્થા માં મેળવેલ શિક્ષણ દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી અંતર~ કામે લગાડે છે. આમ વ્યક્તિ વિવેક, આચાર-વિચાર, ભાષા, વર્તન, વાતો, પ્રેરણા, આવેગ ની અભિવ્યક્તિ મનોવલો નો શિષ્ટાચાર વગેરે નું શિક્ષણ મેળવી ને, પોતાના વ્યક્તિ સ્વીકારે છે. આમ વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે. પ્રેમ સાપેક્ષ કાયમી ફેરફાર, આ વ્યાખ્યા નો શિક્ષણ માટે મુખ્ય ધ્યેય ત્રણ બાબતો અનિવાર્ય જણાય છે. અનુભવ, મહાવરા કે પ્રયત્ન નું પરિણામ

અનુભવ, મહાવરા કે પ્રયત્ન નું પરિણામ. અગાઉ આપણે જોયું કે પ્રાણી કે માનવ માં વર્તનમાં જે ફેરફાર થાય છે, જો અનુભવ, તાલીમ કે મહાવરા ને કારણે ના થાય. તો તેને સંપાદિત શિક્ષણ ના કહી શકાય. જો વર્તન માં થતું પરિવર્તન ને કારણે જોવા મળતું હોય, તો મનોરંજન ની પરિભાષા માં તેને શિક્ષણ કહી શકતું નથી. ચાર મહિના નું છતાં જ બાળક જાતે પથારી માં ઊંધું પડતાં શીખી જાય છે. કે પથારી માં પગ ભરાવી ને ખસતા શીખે છે, તો તેને આપણે પરિવર્તન કહીએ છીએ. આવેલ પરિવર્તન તેની શારીરિક પરિપક્વતા ને કારણે જોવા મળતું હોવાથી, મનોરંજન તેને શિક્ષણ તરીકે સ્વીકરતું નથી. આ જ પ્રમાણે ખૂબ ચાલવા થી કે દોડવા થી પગ લથડતા લથડવા મંડે તો આપણે લથડિયા ખાતા શીખી ગયા. તમે તે કહેતા નથી. કારણકે આપણે જાણીએ છીએ કે પગ ના સ્નાયુઓ ની શક્તિ થોડા ઘટી જવા થી પગ આડા-અવળા થાય છે. અને તે જ નું હાડકું તૂટી જવાથી લંગડાવાની ક્રિયા હોય કે કેવી દ્રવ્યો ને કારણે વર્તન માં પરિવર્તન જોવા મળતું હોય, તેને શિક્ષણ ના જ કહી શકીએ. વર્તન માં થતું પરિવર્તન. કોઈ પણ બાબત નું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલા વર્તન થતું હોય તેમાં પરીવર્તન જોવા મળે. બાળકને જ્યારે પહેલીવાર Cycle ચલાવતા આવડતું હોય, એટલે જેવો Cycle પર બેસી Cycle ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે. આમ વારંવાર પ્રયત્ન કરતાં તેને ધીરે ધીરે સાઇકલ પર બેલેન્સ રાખતા અને પેડલ મારવા માટે આગળ વધતાં આવડી જાય છે. આમ વારંવાર મહાવરો કરવા થી તે સાઇકલ ચલાવી શકે છે. આમ આ ઉદાહરણ, શિક્ષણ, એ વર્તન માં થતું પરિવર્તન સ્પસ્ટ કરે છે. સાપેક્ષ પરિવર્તન. સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગ નું શિક્ષણ સ્થાયી અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય આ સંદર્ભ માં અગાઉ સમાજ મેળવી જ છે. કે થાક બીજા અને કેફી દ્રવ્યો ને કારણે, અલ્પજીવી પરિસ્થિતી પ્રત્યે ના ટુકા ગાળા ના ફેરફારો ણે શિક્ષણ નથી. અગાઉ ના ઉદાહરણો ને યાદ કરીએ તો થાક ઉતરી જવાથી કે પછી પગ નું હાડકું સંધાવા થી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે, માટે તે શિક્ષણ નથી. આમ વ્યક્તિ ના વર્તન માં તત્કાલીન હંગામી અને અસ્થાયી પરિવર્તન નો મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પરંતુ પ્રાણી કે વ્યક્તિ ના વર્તન માં થતાં દીર્ઘકાલીન અને સાપેકક્ષ કાયમી હોય તેવા પરિવર્તનો ને જ શિક્ષણ તરીકે સ્વીકારાય છે. આગળ ના ઉદાહરણ ના સંદર્ભ માં જ સમજીએ તો બાળક ને જ્યારે પહેલીવાર cycle ચલાવવાનો પ્રયત્ન કરે છે બાળક, ત્યારે પડી જાય છે પરંતુ થોડા દિવસો ના મહાવરા પછી તે જાતે જ Cycle ચલાવી શાળાએ જતાં થાય છે. કાયમી ફેરફાર તરીકે, ઓળખવા માં આવે છે. આપણે કેવી રીતે શીખીએ છીએ? શિક્ષણ વિષે પ્રારંભથી મેળવ્યા પછી, કે પ્રશ્ન એ થાય છે કે, પ્રાણી કે માનવી કોઈપણ બાબત નું શિક્ષણ મેળવે છે.

પ્રાણી ની શિક્ષણ પ્રાપ્ત કરવાની ઠરાવો વિષે ની માહિતી પૂરી પાડે છે. અનેકવિદ સંશોધનો એ અમને શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ ઠરાવો માથી મુખ્યત્વે ચાર ઠરાવો ની ચર્ચા

અનુકરણ દ્વારા શિક્ષણ

પણ કહેવાય છે. કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણો મુખ્ય મળે છે. માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જવું એ બાળક અનુકરણ થી શીખે છે. પોતાની Cycle ફેરવતા જાતે જ શીખે છે. બાળક એક અનુકરણ પર થી જ શીખે છે. એક થી સવા વર્ષ નું બાળક સામે Mobile Phone રાખતું જોવા મળે છે તે અનુકરણાત્મક શિક્ષણનું જ ઉદાહરણ કહેવાય, રોજ બરોજ ના જીવન માં આવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. આ તમામ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ સમાજમાં થી અભિનેત્રીઓ તથા પ્રખ્યાત વ્યક્તિઓ ચોક્કસ પ્રકારના પ્રસાધનો, Fashionable કપડાં વાપરતા જોઈ ને તેમાં થી નવું નવું શીખ્યા રાખે છે. એક પ્રકારના પ્રસાધનો અને કપડાં નો ઉપયોગ કરે તે તેનો નમૂના રૂપ અથવા Modeling શિક્ષણ પણ કહેવામા આવે છે. ગમે ઇ બોલવાનું છે ને? વિધાયક પ્રબલન નિષેધક પ્રબલન પ્રબલન વિધાયક હોય કે નિષેધક તેને પ્રબલન ની કક્ષાએ તો ના જ મૂકી શકાય વિલોપ~ નમસ્કાર તમામ લોકોનું કાયદાનું સમરણ તમામ લોકો સ્વતંત્રતા ત્યારે જ ભોગવે છે શકે છે જયારે સમાજ તમામ લોકો ની કાયદાની દર્ષ્ટિએ સમાજ જણાવવામાં આવતા હોય છે તેમજ સમાજ કાયદા ભોગ માટે સૌને સમાન શિક્ષા કરવામાં આવતી હોય સમાજનો અમુક વર્ષ આ સદી કાળે ભોગવેલો હોય તેવી પરી પરિસ્થિતિ માં તમામ માટે ભોગવેલી સક્રિય બનતી નથી. કાયદાના સામાનનો અમુલ દરેક વ્યક્તિ ખાસ આપે છે તેની સમાજ સામાજિક રાજ્ય હોય છે આજીક સ્થિતિઓમાં ધ્યાન રાખવામાં રાખીને રાખી ને નહિ પરંતુ એ વ્યક્તિ દરેક તેના શિકાર કરીને ન્યાય નિષ્ક્રિય પોતાના ચુકાદો આપે છે. પરિણામ વિશેષ અધિકાર ભગવતી વ્યક્તિ પોતાના સ્થાન ઉપયોગ કરી શકે છે નહિ આ શાસન એટલે કાયદાનું અરજી કરીને ચલાવવામાં આવતું નહિ શાસન કાયદાના શાસનમાં પોતાની મરજી પ્રમાણે જાણ કરી શકતા નહિ પ્રમાણે વ્યક્તિ એ પણ કજીયો કરી સ્વતંત્રતાની વિભાગ નો સામાજિક વખત આપણે જોઈ ગયા છે. દરેક રાજ્ય અમુક જ્યાંનો વરેલુલ હોય છે કે જેમ સીધું કરવામાં આવે છે માટે રહે છે મુકવાની કરીને પ્રજા સારા એવા પ્રમાણમાં સ્વગવની નિકાસ પ્રતિ કરી શક્તિ નથી. જો આવી પ્રજા દર્વાખુ રાજ્ય પર સ્વર્ગની વિકાશ રક્ષક થઈ જાય છે આ માટે સ્વતંત્રતા ધિક્કાર કરે છે. હયાપલ્પ આવે છે પરંતુ વ્યક્તિઓ સ્વતંત્રતા ભોગવી વખતે કેટલીક મર્યાદા સ્વીકારવી પડે છે. પણ આ મર્યાદામાં વિશેષ આવે છે પ્રમાણે વિચારીયે કાયદામાં રાજ્ય પોતાના કરવા માટે નિયમો કાયદા ધરે છે. કાયદા રાજ્ય માં વયસ્થાને આપેલ છે પરિણામ કાયદાનુ સામેલ કરીને વ્યક્તિ પોતાની સ્વતંત્રતા ભોગવે છે. ભોગવે છે અને જો કાયદાની મર્યાદા પણ પાનબાણમાં ન આવે તો પરિણામે અને જીવનની

સ્વતંત્રતા મર્યાદા કરશે તો પરિણામ પોતાનું સ્વતંત્રતા પણ માર્યાદિત બનશે તથા ભય મુકશે આમ દરેક સ્વતંત્રતા

નથી હે સપષ્ટતા કરી જરૂરી બની જાય છે કે રાજ્ય પણ કાયદા ધોરણ વખતે ધ્યાનમાં રાખવું જોઈ જોઈએ કાયદા દ્વારા લોકોની લોકોની સ્વતંત્રતા પણ અયોગ્ય રીતે અલુપ મુકાય નહિ સાથો સાથ લોકોનું પણ એક કાર્ય કડ્ય બની જાય છે રાજ્યમાં કાયદાની મર્યાદા વ્યાજબી છે કે નહિ તેના દરે દકેદારી તેમણે રાખી છે જયારે એવું અનુભવાય છે કે અમુક કાયદાનું પ્રજાની સ્વતંત્રતા ખોટી રીતે મર્યાદા કરે છે તો તેનો પ્રતિકાર તેમણે કરવામાં આવે છે જો

લોકો સહિયોગ અને બંજર નો સ્વીકાર કરે છે દરેક રાજ્ય કહે છે બંજારપણ રાજ્ય નો મૂળ મૂળભૂત કાયદો છે મૂળભૂત કાયદો હોવાથી તેને જોગવાઈ છે જોગવાઈઓ પણ વ્યક્તિના

અલગ કરવાનો સમાવેશ થાય છે સાથો સાથ તેમને ઉપયોગ કરીને જોગવાઈ છે પણ કરવામાં આવે છે આવી જોગવાયઓને અનુસારની સ્વતંત્રતા ભોગવી શકે છે આમ બંજાર પણ આ દર્ષ્ટિએ સ્વતંત્રતા પણ મર્યાદા મૂકે છે સ્વતંત્રતા પરથી મર્યાદા તરીકે લેવામાં આવશે કેમ કે વ્યક્તિ સ્વતંત્રતા જોય અને સત્તાની વિરુઘી સ્વતંત્રતા ભોગવી શકે નહિ જો તેમ કરવામાં આવે તો શિક્ષા અને પ્રાણ શિક્ષાને પાત્ર બને બને છે. આ સજા પણ આ મર્યાદાનું પાલન વ્યક્તિ પોતાના સ્વતંત્રતા ભોગવી માટે મુકતા નહિ આમ સ્વતંત્રતા ઉપર મર્યાદાનો જીવ વિચાર કરવામાં આવ્યો છે તો ઉપરછલ્લી રીતે સ્વતંત્રતા ભોગવામાં ઉભી કરી જણાય છે પરંતુ વસવામાં આ નિર્વાણ દરેક તો વ્યક્તિને સ્વીકારવા અને રઝણ જ કરે છે ખરેખર તો દરેક વ્યક્તિ જ પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ સમજી વિચારી પોતાની જાતે જ મર્યાદાની મર્યાદામાં રહીને કરવામાં જોઈએ સ્વતંત્રતા એ જ ઉત્તમ મર્યાદા છે જે ખરેખર મર્યાદા ન રહેતા વ્યક્તિ સરળ રીતે તેમની સરળતા ભોગવીને મુકાશ પુરી કરવી પડે છે. આભાર. નામ અનિકેત બરોબર હં hello hello અવાજ આવી રહ્યો છે મારો?